હેલ્લો Rubyપર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે
આ ટ્યુટોરીયલમા આપણે શીખીશું રૂબી શું છે
લક્ષણો રુબીજેમ્સ અને રૂબી પર મદદ
સંસ્થાપન રૂબી કોડ રન કરવું
કમેન્ટ કરવું
પટ્સ અને પ્રિન્ટ વચ્ચે તફાવત
અહીં આપણે વાપરી રહ્યા છે ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 1204 રૂબી 193 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોવા જ જોઈએ
Linuxમા તમને ટર્મિનલ અને ટેક્સ્ટ એડિટર વાપરવાનું જ્ઞાન હોવું જરૂરી છે
હવે હું સમજાવીશ રૂબી શું છે
રૂબી એ object ઓરિએન્ટેડ અર્થઘટન સ્ક્રિપ્ટીંગ ભાષા છે
તે ગતિશીલ ઓપન સોર્સ પ્રોગ્રામિંગ ભાષા છે
તે એક ભવ્ય વાક્યરચના છે જે વાંચવા અને લખવા માટે સરળ છે ચાલો હવે Rubyના અમુક લક્ષણો જોઈએ
રૂબી ખૂબ સુવાહ્ય છે
રૂબી પ્રોગ્રામ કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલે છે
સ્મોલટાલ્ક બેસિક અથવા પાયથોન ની જેમ રૂબી માં વેરીએબલો ના દેતા ટાઈપ બથી હોતા
તે આપમેળે મેમરી સંચાલન ને આધાર આપે છે
રૂબી મુક્ત બંધારણ ભાષા છે
તમે કોઇપણ લાઇન અને સ્તંભ માંથી પ્રોગ્રામ લખવાનું શરૂ કરી શકો છો
રૂબી ઈન્ટરનેટ અને ઇન્ટ્રા નેટ એપ્લિકેશન્સ વિકસાવવા માટે ઉપયોગ થાય છે
રુબીજેમ્સ એ રૂબી ના મહત્વ ના લક્ષણમાનું એક છે
રૂબી કાર્યક્રમો અને લાઈબ્રેરીઓ વિતરણ માટે પ્રમાણભૂત બંધારણ પૂરી પાડે છે
તમે તમારા પોતાના જીઇએમએસ
બનાવી અને પબલીશ કરી શકો છો
રુબીજેમ્સ પર વધુ જાણકારી માટે નીચે આપેલ લીંક નો સંદર્ભ લો
રૂબી પર વધુ જાણકારી માટે બતાવેલ લીંક પર જી શકો છો
ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર વાપરીને તમે રૂબી સંસ્થાપન કરી શકો છો
ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ જાણકારી માટે કૃપા કરી આ વેબ સાઈટ પર ઉબુન્ટુ લિનક્સ ટ્યુટોરિયલ્સ નો સંદર્ભ લો
રૂબી ઇન્સ્ટોલ કરવા માટે અન્ય પદ્ધતિઓ આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે છે
રૂબી કોડ 3 રીતે એક્ઝિક્યુટ કરી શકાય છે
કમાન્ડ લાઇન કમાંડ લાઈન ઇન્ટરેક્ટિવ રૂબી ઇન્ટરેક્ટિવ રૂબી ફાઇલ ની જેમ આપણે એક્ઝેક્યુશનની દરેક પદ્ધતિ મારફતે જશું
પ્રથમ આપણે જોશું કમાંડ લાઈન માંથી હેલ્લો વર્લ્ડ કોડ કેવી રીતે એક્ઝેક્યુટ કરવો
Ctrl Alt અને ટી કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો
ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાય છે
કમાંડ ટાઈપ કરો
રૂબી સ્પેસ હાયફેન ઇ સ્પેસ અવતરણચિહ્નો અંદર પટ્સ સ્પેસ પછી બે અવતરણચિહ્નો અંદર હેલ્લો વર્લ્ડ અને Enter
દબાવો
આઉટ પુટ આપણને હેલ્લો વર્લ્ડ
તરીકે મળે છે
ટર્મિનલ પર આઉટ પુટ પ્રિન્ટ કરવા માટે પટ્સ કમાંડ વાપરવા મા આવે છે
હાયફેન ઇ ફ્લેગ માત્ર સિંગલ લાઈન કોડને એક્ઝિક્યુટ કરવા માટે પરવાનગી આપે છે
મલ્ટિપલ હાયફેન ઇ ફ્લેગ્સ ઘણીબધી લાઈન કમાંડ ને એક્ઝિક્યુટ કરવા માટે વાપરી શકાય છે
ચાલો આ પ્રયાસ કરીએ હવે પહેલાંના કમાંડ મેળવવા માટે અપ એરો કી દબો અને ટાઈપ કરો સ્પેસ હાયફેન ઇ સ્પેસ અવતરણચિહ્નો અંદર પટ્સ સ્પેસ 12 અને Enter
આપણને આઉટ પુટ હેલ્લો વર્લ્ડ અને 3
તરીકે મળશે
ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ
હવે આપણે ઇન્ટરેક્ટિવ રૂબી
વિશે શીખીશું ઇન્ટરેક્ટિવ રૂબી રૂબી કમાંડ ને તરતજ એક્ઝીક્યુટ કરે છે
તમે રૂબી સ્ટેટમેંટને રન કરી તેનું આઉટ પુટ અને વેલ્યુઓ જોઈ શકો છો
રૂબી ના જૂની આવૃત્તિ માટે આઇઆરબી અલગથી સંસ્થાપિત કરો
હવે રૂબી કોડ ને irbથી એક્ઝેક્યુટ કરીએ ટર્મિનલ પર જાઓ
ટાઈપ કરો આઇઆરબી અને Enter દબાઓ
ઇન્ટરેક્ટિવ રૂબી શરૂ કરવા માટે ટાઈપ કરો પટ્સ સ્પેસ બે અવતરણચિહ્નો અંદર હેલ્લો વર્લ્ડ અને Enter
આઉટ પુટ આપણને હેલ્લો વર્લ્ડ
તરીકે મળશે
અને રીટર્ન વેલ્યુ આપણને નીલ
તરીકે મળશે
આઇઆરબી થી બહાર નીકડવા માટે ટાઈપ કરો એક્સિટ અને Enter
તમે રૂબી પ્રોગ્રામ ફાઈલ માથી રન પણ કરી શકો છો
કોડ લખવા માટે તને તમારી પસંદગી નો કોઈ પણ ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરી શકો છો
હું ગેડિટ ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરી રહી છુ
ચાલો હું ગેડિટ ટેક્સ્ટ એડિટર પર જાઉં
હવે ટાઈપ કરો પટ્સ સ્પેસ બે અવતરણચિહ્નો અંદર હેલ્લો વર્લ્ડ હવે આપણે શીખીશું કેવી રીતે મલ્ટીપલ લાઈન અથવા બ્લોક કમેન્ટ્સ ને ઉમેરવું
પટ્સ કમાંડ ના પહેલા ટાઈપ કરો ઇક્વલ ટીઓ બેગિન અને Enter દબાઓ
ઇક્વલ ટીઓ બેગિન કમાંડ શરુ કરવા માટે વપરાય છે
જે તમને ઉમેરવો છે તે કમાંડ ટાઈપ કરો
હું ટાઈપ કરીશ માય ફર્સ્ટ રૂબી પ્રોગ્રામ અને Enter દબાઓ
પછી ટાઈપ કરો થિસ કોડ વિલ પ્રિન્ટ હેલોવર્લ્ડ અને Enter દબાઓ
હવે ટાઈપ કરો ઇક્વલ ટીઓ એન્ડ ઇક્વલ ટીઓ એન્ડ મલ્ટીપલ લાઈન કમેન્ટ નો અંત કરવા માટે વપરાય છે
પ્રોગ્રામની ગતી ને સમજવા માટે કમેન્ટસ એ ઉપયોગી છે
આ દસ્તાવેજીકરણ માટે ઉપયોગી છે
ચાલો હવે સવે બટન દાબીને ફાઈલ સેવ કરીએ
વારંવાર ફાઈલ સેવ કરવી સારી આદત છે
થે સવે એએસ ડાઈલોગ બોક્સ તમારી સ્ક્રીન પર દ્રશ્યમાન છે
તમે ફાઇલ સાચવવા માંગો છો તે સ્થાન બ્રાઉઝ કરો
ડેસ્કટોપ પર હું rubyprogram નામનું ફોલ્ડર બાવીશ
હું ફોલ્ડર અંદર ફાઈલ સેવ કરીશ
ટેક્સ્ટ બોક્સ નામે મા તમે જે નામ ઈચ્છો તે ટાઇપ કરો
હું helloઆરબી ટાઈપ કરીશ
રૂબી ફાઈલને ડોટ આરબી એક્સટેંશન આપ્યું છે
ફાઈલ સેવ કરવા માટે સવે બટન પર ક્લિક કરો
તો હવે ફાઈલ સંગ્રહિત થઇ ગયી છે
કોડ એક્ઝેક્યુટ કરવા માટે ટર્મિનલ પર જાઓ
ચાલો પહેલા ટર્મિનલ સાફ કરીએ
નોંધ લો કે તમે તેજ ડિરેક્ટરી મા છો જ્યાં તમારી રૂબી ઉપસ્થિત છે
ધ્યાન રાખો કે આપણે હોમ ડિરેક્ટરી મા છીએ
આપણને સબ ડિરેક્ટરી રૂબીપ્રોગ્રામ મા જવું છે
તે કરવા માટે ટાઇપ કરો સીડી સ્પેસ desktopરૂબીપ્રોગ્રામ અને Enter
ચાલો ફાઇલ એક્ઝેક્યુટ કરીએ
ટાઈપ કરો રૂબી સ્પેસ હેલ્લો ડોટ આરબી અને Enter દબાઓ
આપણને આઉટ પુટ હેલોવર્લ્ડ
ચાલો હું પટ્સ અને પ્રિન્ટ સ્ટેટમેંટ વચ્ચેના તફાવતો ને ડેમોનસ્ટ્રેટ કરું
આઇઆરબી નો ઉપયોગ કરી આને સમજીશું
તે પહેલાં આપણને હોમ ડિરેક્ટરી પર પાછુ જવું છેતે કરવા માટે ટાઈપ કરો સીડી અને Enter દબાઓ
ઇન્ટરેક્ટિવ રૂબી
ને શરુ કરવા માટે હવે ટાઈપ કરો આઇઆરબી અને Enter દબાઓ
ટાઇપ કરો પટ્સ સ્પેસ બે અવતરણચિહ્નો અંદર હેલ્લો કોમા બે અવતરણચિહ્નો વર્લ્ડ અહી કોમા બે પટ્સ કમાંડ ને સાથે જોડે છે
હવે Enter
આપણને હેલ્લો વર્લ્ડ આઉટ પુટ મળે છેપરંતુ અલગ લાઈન પર
હવે પ્રિન્ટ
શાથે આ શીખીએ
પહેલાંના કમાન્ડ મેળવવા માટે અપ એરો કી દબાવો
પટ્સ ને પ્રિન્ટ થી બદલો અને Enter
આપણ ને આઉટપુટ હેલ્લો વર્લ્ડ મળે છે પરંતુ તે જ લાઇન પર
કીવર્ડ પટ્સ આઉટ પુટ ના અંત માં નવી લાઈન ઉમેરે છેકીવર્ડ પ્રિન્ટ આવું નથી કરતું
કીવર્ડ પ્રિન્ટ તે જ આઉટ પુટ આપે છે જે આપણે આપ્યું છે
આ આપણને સ્પોકન ટ્યુટોરિયલ ના અંત માં લઇ જશેચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા રૂબી વિષે સંસ્થાપન રૂબી કોડ એક્ઝીક્યુટ કરવો
begin અને end વાપરીને મલ્ટીપલ કમેન્ટ ઉમેરવી
પટ્સ અને પ્રિન્ટ વચ્ચે તફાવત
અસાઇનમેન્ટ તરીકે તમારું નામ અને ઉંમર પ્રિન્ટ કરતો પ્રોગ્રામ લખો
આપણે આ ટ્યુટોરીયલ માં મલ્ટીપલ લાઇન કમેન્ટ નો ઉપયોગ કર્યો
સિંગલ લાઇન કોમેન્ટ નો પ્રયાસ કરો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
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ160 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે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
આ મિશન પરની વધુ માહિતી spoken tutorialorgnmeict ઇન્ટ્રો પર ઉપલબ્ધ છે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
જોડાવા બદલ અભાર